એની અંદર છ ભેંસ દેખાય છે તેની ઉપર બે પંખા લાગેલા છે.

ટ્રકો ની સાથે મને સફેદ કલર ની ગાડી દેખાય છે મને એક નાનુ પતરાનું કેબિન દેખાય છે.

આ એક પિક્ચર મેદાન મોટું ટેન્ટ જેવું દેખાઈ રહ્યું છે.

એની અંદર કોતરણી કામ દેખાય છે કોતરણી કામનો રંગ ગોલ્ડન કલર નો છે.

એ વાદળોથી છવાયેલું છે એ બધું ઝીછ ઘાસ ખાય છે.

બોર્ડ ની ઉપર ગ્રીન કલર નું એક વેજ નું પ્રુફ માટેનું સિમ્બોલ છે બીજી બાજુ કેક નું પિક્ચર દોરેલું છે.

એનો કલર બદામી કલર નો છે એક મોટું ગ્રાઉન્ડ દેખાય છે ગ્રાઉન્ડ રેતીથી ભરેલું છ --

તેની અંદર ત્રણ દરવાજા દેખાય છે તેની અંદર એક ત્યાં શટર દેખાય છે.

એક બારી દેખાય છે બારીના અંદર કાચ લાગેલા છે તે કાચ કાળા રંગના છે.

આ એક બાંધકામું દેખાય છે તેની અંદર ચાર માણસ દેખાય છે.